અંદરની સાઈડ ઘણા છ પંખાઓ દેખાય છે એક સ્ક્રીન પણ દેખાય છે.

છોકરાઓ બધાઓએ શુઝ પેયરા છે પગમાં.

અને પેલી સામેની સાઈડ ઘણા બધા મોટા મોટા ડુંગરો દેખાય છે.

ઝાડ મોટું દેખાય છે અને સામેની સાઈડ મકાનનું બાંધકામ ચાલતું હોય એવું લાગે છે

ઘણા બધા માણસો દેખાય છે એક મંદિર કે કંઈ ઇમારત જેવું મોટું દેખાય છે જેનો કલર કેસરી અને લાલ છે.

ચિત્રમાં આદિવાસી લોકોનું ટોળું કંઈક રેલી લઈને નીકળૂ હોય એવું લાગે છે.

ચિત્રમાં વચ્ચે તળાવ જેવું છે પાણી પાણી છે.

આ ચિત્રમાં કોઈ હિલ સ્ટેશન થી ફોટો પાડ્યો હોય એવુ લાગે છે.

એમાં પેલી સાઈડ સામેની સાઈડ પાછળ બધું ધુમ્મસ ધુમ્મસ લાગે છે વાઈટ વાઈટ .

આ ચિત્રમાં એક કુદરતી સૌંદર્યનો ફોટો લાગે છે.

એમા ઉપરની સાઈડ પણ બીજી એક નાની ઓફિસ જેવું જોવા મળે છે.

ત્યાં રંગોળીમાં ફુલ પાડે છે અને ઉપરની સાઈડ પાંદડીઓમાં એ લોકોએ ગ્રીન કલર કર્યો છે.